બધા નાના ભાઈ ની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભ પ્રદ લાભ પ્રદ કાર્યક્રમ માનતા હતા તેની પર ગંભીરતાની ચર્ચા વિચારણા કરી તેઓ તોફાન દિનની મજુ

કહો યુદ્ધ કહો કે જે કહો પણ તેના ખેલના જુદા જુદા જો ખેલના અદ્રશ્યો ન હતા નાના ભાઈએ આમ યુવા ખેલવણીની એક અદભુત ચાલ ચાલી બતાવ્યું પ્રકરણ દસ જીભ મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જભનું સ્થાન વિશિષ્ટ છે બીજી બધી કરતા એનું વિશિષ્ટ છે કાન હાથ પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્યો વેંચી કરે છે એક સાંભળનારુ કામ કરવા માટે બે કાન એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા

ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણે કાબુ નહીં નથી આપણે ઈચ્છા વિરુદ્ધ પણ સંસ્કારની તત્વજ્ઞાન કોઈ આપણને ગાળ દેતું હોય સાંભળીને આપણને કુદરતી રીતે જ ના ઇચ્છતીતો હોય પણ આપણા પોતાના સ્થાનનું ગાળ આપવા મગજથી પહોંચાડ્યા વિના ન જોવા જેવું આંખ અનેકવાર જુએ નહિ માથું ફેરવી નાખે એવી દુર્ઘટના દુર્ગંધ નાસિક મગજને પહોંચાડે છે પરંતુ જીભ ની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવૃત્તિ વર્તે છે ઈચ્છા હોય તો બોલવાનું કે સ્વાદ આપવાનો કાર્ય જીભ કરી શકે અન્યથા નહિ બોલવાનું ને ખાવાનું એવા બે મોટા મોટા કાર્યો એક નાનકડી જીભ બજાવે છે માનવ જીવનમાં આના કરતા વધારે ઉપયોગી કે જરૂરી બીજા કોઈ કાર્યો નથી બંને કાર્યોની મનુષ્યના જીવનની શરૂઆત જે જીવનની અંત આવતા સુધી ચાલે છે અથવા મનુષ્ય ના મરણ પછી પણ એન જીભ ની સાબિતી ચાલુ જ હોય જ છે એના મત અભિપ્રાય વચન આદિ ને પાછ પાછળ ના વારંવાર ઉલેખીય Plate કરીને એની વાણીને અમર બનાવે છે અને એની પાછળ બારમું તેરમું શ્રાદ્ધ બર્સી આદિ પ્રસંગો યોજી એની જય શ્રી કૃષ્ણ કેમ છો? જય શ્રી કૃષ્ણ બોલો કેમ છો તમે? બસ હવે અમારી ઘેર જમવા આવવાના હતા. એનું એ આવી ના શક્યા. તો ખબર ફરી તમને બોલાવવા માટે આમંત્રણ આપવા માટે phone કર્યો છે. ઓ હો હો સરસ સરસ તમારો ખુબ ખુબ આભાર અને માફ કરજો એ દિવસે અમને જરા બહાર છે. વાળો થયો હતો અમે આવી નહીં શકે. આ વખતે ચોક્કસ આવીશું.

ઓહો હો સરસ તમે જાણી શકો છો તમે શું બનવાનું છું. આ વખતે તો અમે બે આ વસ્તુઓ અર વિચાર કરી છે. બનાવવા માટે શાકમાં આપણે પનીર કોફતા green gravy એવું વિચાર કર્યો છે. અને ગળામાં આપણે ગાજર ની બરફી વિચાર કરી છે. ઓ હો હો સરસ સરસ સાંભળીને તો હમણાં જ મોમાં પાણી આવી ગયું પનીર કોફ્તા ને લીલી gravy સાથે હા અને ગાજર ની બરફી પણ ઓહો ગાજર તો મને બહુ ભાવે છે. હા એમને ખબર પડી હતી કે તમને ગાજર બહુ જ ભાવે છે. એટલે પહેલા અમે વિચાર કર્યો હતો. કે ગાજર ગાજરનો બનાવીશું. પણ ગાજરની બરફી એ કંઈક નવું છે. તમે આંબો ખાધું નહિ હોય અને તમને જરૂરથી ભાવશે એટલે નક્કી કર્યું છે. ગાજરની બરફી બનાવવાનું અરે વાહ સાચ્ચે પેહલી વાર જ સાંભળી ગાજર નો હાલવા તો ખાદુ છે. ગાજર ની બરફી એમ એ એવી રીતે બનાવવાની વાનગીની રીત કરશો. મને તમને જાણવું છે. હા તો કહો મારા મારા પતિને પણ બહુ ભાવે છે. તો તમને એક વાર કહે દો. તો હું હમને માટે પણ બનાવેના તમે કહેતા હોય તો તમને બનાવીને ખવડાવી દઉં પછી કહું તમને એની રીત બનાવવાની અરે કેવું પણ ચાલે તમને જે ઠીક લાગે ખાવા તો અમે આવવાના જ છે. તો હમણાં કહી દેતા હોત તો હમણાં કહી દઉં ને તો પછી કહો કહી વાંદો નહિ. સારું તમને સાંભળવું હોય તો લેવા કહી દઉં તમને એમાં શું મોટી વાત? રાજા ની બરફી બનાવવા માટે શું છે. તમારે સામગ્રીમાં કેવું છે. સાત આઠ વસ્તુઓ ભેગી કરવાની હશે. તમે બજાર જાઓ તો તમારે લઈ આવવાનું અચ્છા કઈ કઈ વસ્તુઓ એ વસ્તુ માં તમારે કેવું છે પાંચ સો ગ્રામ ખાચર હમ

આહ એક ચમચી ઈલાયચી powder ઈલાયચી ઇલાયચી નાખવી ફરજીયાત છે. ઈલાયચી નથી ભાવ. તમે ભેગું કરી રાખો એલઆઇસીના powder નો એક અલગથી જ સ્વાદ આવે છે. એટલે બરાબર છે પણ મને એ નથી થતું એનાથી એને મને માથું બહુ દુખે છે. તો ઈલાયચી મને ના નાખે નહિ ચાલશે. હા ચાલે એમાં કેવું છે. એ સ્વાદ અનુસાર છે. અને એ માણસથી માણસ એનામાં ફેર પડે એટલે મને ભાવે છે. એટલે હું નાખું છું. તમને નથી ભાવતા તો આપણે નહીં નાખીએ. તમારા હું આવે ત્યારે ના નાખતા હો ને

હમ પછી સામગ્રીમાં બીજું તમારે ઘી લાવવું પડશે અને અમે ગાજર કીધું ને તમને પાંચ સો ગ્રામ ગાજર લાવવાના છે. બરાબર ગાજર દૂધ ઘી ખાંડ ઈલાયચી પાપડા નાખવાની નથી બરાબર પછી

હમ હમ હમ કાજુ

હા હા હા કાજુ બદામ તો છે આપણી પાસે પછી ગાજર ગાજર પણ ગાજર પણ શું છે એકદમ સારા લાવવા પડશે તમારે ક્યાંથી લાવશો. આ અમારી બાજુ શાક બજાર ભરાય છે. તો એકદમ તાજા આવે છે. ખેતરમાંથી વેચવા માટે તો એકદમ સાચા હોય છે. અભી જ like કરું ચાલશે. બરાબર છે તો આ તમારા મગજમાં બેઠું હોય તો તમને બનાવવાની રીત આગળ આહાહાહા સામગ્રી તો મેં લખી લીધી છે. હવે આગળ ની રીત તો કેવી રીતે કરવાનું આ રીત માં કેવું છે. સૌપ્રથમ તમારે ગાજર ને બજારમાંથી લાવીને ધોઈ લેવાના એની છાલ કાઢી લેવાની અને પછી એને છીણી લેવાની બરાબર છે એના ફેરાબ ને ચાલે ને મિલાવું પડશે. એમાં શું છે એ ફેરવીને તો એકદમ ઝીણું થઈ જશે. હમ અને તમે એને હાથથી જો છું સોનુ તો એ જરાક થોડુંક મોટું રહેશે અને એનો જ સ્વાર્થ છે એ સરસ આવશે ખૂબ જ સરસ આવશે. બરાબર બરાબર ઠીક છે. પછી પછી તમારે એક non stick લેવાનું છે. એના ઉપર એના ઉપર ઘી નાખવાનું છે એટલે પહેલાં નોનસ્ટિક એટલે તમારે ગેસ ચાલુ કરવાનો એના ઉપર નોનસ્ટિક મૂકવાનું ઘી જેવું melt થઈ જાય ને પછી એક વાર કીમાં ત્રણ સંત્રી લેવાનું પછી તેમાં દૂધ નાખી કાજુ બદામ નાખી ધીમા તાપે ચડવા દો. બરાબર આ તો આપણા હલવા માં તો ઔજ કરે છે ને અપને ફરેજ કરે. હા હા પણ બરફી થોડી અલગ છે.

અને જેવું તમે ખાંડ નાખશો એને તો મારે બરાબર વ્યવસ્થિત રીતે હલાવું પડશે. હમ

અને તમારી પાસે milk powder ના હોય તો તમારે જે દૂધ આવે છે એ પણ તમે નાખી શકો છો. બરાબર ઠીક છે.

તમે એમાં તમે એમાં બીજું પણ કંઈ નાખી શકો છો એમાં એટલે તમારે દ્રાક્ષ નાખવી હોય.

બરાબર પછી એક થાળીમાં ઘી લગાડવી તેવા બનાવેલું મિશ્રણ પાથરી દેવાનું તમે જે મીઠાઈ આવે છે. એ રીતે તમે બરફી જેવી હવે જમવાની હતી તે તમે અને જેવું થોડુંક સુકાઈ જાય એટલે એને વ્યવસ્થિત રીતે cut કરીને serve કરો.

સારું લાગે છે કંઈક અલગ છે. સરસ વિચારો છો. તમે નવ નવી નવી વસ્તુઓ હા આ તો અમારે ત્યાં શું છે પેલું અર્ધ સપ્તાહિક પૂર્તિ આવે છે. અમારી ઘરે આવે છે. તો એમાં અમે વાંચતા હોઈએ છીએ. તો એ વખતે જેવું પણ અમને કોઈ practice સારી લાગી છે. કે કોઈ કોઈ white અમને ગમી જાય તો એ વખતે અમે એ વખતે અમે આ બધું Paper માંથી કાપીને મારી પાસે મૂકી રાખીએ છીએ. કે આવો મારી ઘરે કોઈ મહેમાન આવે એ કોઈ એવો સારો પ્રસંગ હોય તો એ વખતે અલગ અમે બનાવીએ છે. હર હર તમારું આ વિચાર ખૂબ ગમ્યો મને અમે પણ અગત્યની આવું કરીશું. અમારે ત્યાં પણ આજ આવે છે પેપર તો જોઈતું હોય એમાંથી નવી નવી વાનગીઓ બનાવવાનું બીજું શું કહેતા હતા તમે વાનગી બનાવવાના છો. એ પનીર કોફતા ની વાત કરતો તો એ તો હું આ હા પનીર કોફ્તા પનીર કોફતા પનીર કોફતા તો તમે ખાધા જ હશે. હા હા પનીર કોફતા જતા હોઈએ છીએ. ત્યારે ખાધા છે ઘણીવાર આવ્યા છે. પણ ઘરના કોઈ દિવસ નહીં કાપતા ઘરે પણ બનાવતા હાફ આવે ને પનીર કોફતા અને એની સાથે એની સાથે લીલા કલરની ગ્રેવી એ પણ એ પણ છે. આહ સરસ તો પછી આની પણ વાનગી મને કહેજો તમારી પાસે સમય અનુકૂળ હોય તો હા હું તો કહી દઉં પણ પછી હું તમને કહી દઉં તો પછી તમે hotel ખોલીને એમાં તમે બનાવો તો એનો ભાગ તમારે આપવો પડે હો મને હા હા ચોક્કસ અમને આપે તો આપણે પચાસ પચાસ ટક્કા ની ભાગીદારી કરી દઈશું. એમ કઈ હોય તો મજા આવે એટલે આજે તમને આજે તમને રેસીપી કહી દઉં છું કઈ રીતે બનાવવાની રીત પણ કહી દઉં છું તમને તમને ગમી જાય તમને ગમી જાય તો તમે આગળ વધારજો. Proper છે પર તો તમને પનીર કોફતા બનાવવાની રીત જણાવજો એના માટે તમારે પહેલા સામગ્રી પડશે. હમ બરાબર સામગ્રીમાં તમારે સો ગ્રામ પનીર લેવાનું છે. બે મોટા બાફેલા બટાકા લેવાના છે. ચાર લીલા મરચાં લેવાના છે. બે ચમચી ચાટ મસાલો ચાર ચમચી કોથમીર લેવાની છે. તળવા માટે તેલ હવે તેલ તમે કયું વાપરો છો એના ઉપર છે. તમારે એટલે ખબર ના પડી કયો વાપરો છો. તળવા માટે તેલ હવે તમે બહાર જાઓ છો તો એ ખરાબ ગુણવત્તાનું તેલ વાપરતા હોય છે. નાના અમે તો ચોખ્ખું શીંગ તેલ જ વાપરે

તમને જેટલી જોઈએ એટલી સ્વાદ અનુસાર બરાબર તો આની અંદર દુધી પણ હોય છે ને દૂધીના કોફતા હું બનાવજો દૂધીના બતાવને હા આપણે ત્યાં આપણે ત્યાં દુધીના પણ બને છે અને બટાકાના પણ બને છે પણ આપણા ગુજરાતમાં શું છે છોકરા છોકરીઓને આજકાલ દુધી છે આ બધું નથી ગમતું એટલે શું છે. એટલી બધી બહુ જગ્યાએ હવે બટાકાનું જ બનાવે છે એટલે બટાકા તું તો એ બધા સાથે ચાલે.

તેની બનાવવાની રીત તમને જાણવી હોય તો હવે હું કહેવાનું ચાલુ કરું. હા હા તમે ગમો તેમાં એવું છે સૌપ્રથમ તમારે એક બાઉલમાં છણાનું પનીર અને બાફેલા બટાકાને mix કરો તેમાં તેમના જીના સમારેલા મરચા કોથમીર કોર્ન ફ્લોર અને ચાટ મસાલો નાખી એમાં તમે મીઠું પણ સ્વાદ અનુસાર નાખી દો એને બરાબર હલાવી લો. તેના નાના કોફતા વાળી ગરમ તેલમાં તળી લો. આ પહેલા તળી લેવાના એમને કોફતા બનાવીને હા હવે પાલકને તો એ મિક્સરમાં પાલક કોથમીર લાલા મરચા લીલા મરચાં મિક્સરમાં crush કરી gravy તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ નાખી સાતડો આ પાલકની ગ્રેવી ઉમેરો હવે હલાવો થોડીવાર પછી કાજુની પેસ્ટ નાખી હલાવો. અડધી ચમચી ખાંડ નાખી દો જેથી કલર જળવાઈ રહે. પણ આ મને પાલક બાસી ના લેવાનું છે કે કાફી લેવાનું છે એ મને કાલેન આવ્યો. પાછળ લેવાનું અસે બફાવેને લેવાનું હતું તેમાં કઈ ડેર કાચા પાલક નહિ ઝડતા હૈ ના હા કાચા પાલકની જ છે. બરાબર પછી એમાં શું છે. તમે પાલક બાફી નાખો ને તો એ એ મજાની આવે પાણીવાળું થઈ જશે. તો તમે જ્યારે તમે જ્યારે કોફતા ખાશો તો તમને નહીં ગમે પાણીવાળું લાગશે તમને બરાબર

સરસ બંદી કરવા તો બહુ આ કઈ રીતે તમે સમજાવી દીધું. હા હવે તમે કાલે તમે કાલે જમવા પણ આવો તો તમને ખાવાનું મળી જશે. હા ચોક્કસ પાણી આવે ત્યારે આપણે મળીએ ને હવે આપણે આ બધું સરસ નવી નવી વાનગીઓ ખાવા મળે તો એ તમે વિચારો છો.

કઈ નહિ કાલે મળવાના જ છે ને કાલે કરું છું. અમે અમે ગઈકાલે જ મલાઈ મગજ બનાવ્યો હતો. ઓહો તો વાત કરો છો તમે તો તરત તરત બનાવવું છે. ના કોઈ મલાઈ મગર તમે ગઈકાલે પહેલી વખત બનાવ્યો હતો એટલે થોડોક જ બનાવ્યો હતો. એ કેવો બનતા કેવું બને છે. એ જોવા માટે તમે બનાવ્યો હતો.

સરસ બંને વાતો પણ હવે બહુ ઓછો બન્યો હતો. એટલે ખાલી સ્વાદ અનુસાર જ બધાને ઘરમાં આવ્યો પણ બધાને હવે ગમ્યો છે. એટલે હવે અમે ફરી ફરી કોઈ દિવસ અમે મલાઈ વગર બનાવીશું ઘરે ત્યારે ફરીથી તમને કહીશું. ચોક્કસ ચોક્કસ હવે મગજ એકલતા સંબંધ હતું. મગજ પણ હોઉં સાંબળ હા પણ પહેલું અર્ધા સાપ્તાહિક માં જોયું લાગે મગ

વાહ રા

હા હવે તો તમે તમે બધી જ રેસીપી એની બધી રીત તમને ફોન પર જ માંગી લો છો મને મને તો એવું લાગે છે તમે તો એક hotel જ ખોલવાના છો. નાના બે ત્રણ વાનગીઓ કહા ફુલાવાનું છે. ત્રણ

આ તો આપણે ઘરે સૌ થોડા નવરાશની ફળોમાં આવી સરસ નવી નવી વાનગીઓ બનાવીએ તો ઘરના લોકોને પણ કંઈક અલગ ખાવા મળે.

શું કેહુ છે તમારો અનાતો ના બરાબર છે એટલે નવું કંઈક ખાવા મળે તો સારું લાગે. બાકી દાળ ભાત શાક રોટલી તો આપણે રોજ જ ખાતા હોઈએ છીએ. અને મીઠાઈમાં તો શું પેલું કાજલ નો હલવો છે ખીર છે ગુલાબ જાંબુ છે જલેબી છે. રસગુલ્લા બધા તો બધા બહુ એમ શું કહેવાય બધા જ ખાંડેલા હોય છે. એટલે એમાં કંઈ નવું નથી. બરાબર છે અત્યારે તો પણ એ પણ છે. અત્યારે રસ મલાઈ એ પણ બહુ ચાલે છે. હા હા રસમલાઈ તો મને બહુ જ ભાવે છે.

પણ હમારે ત્યાં મીઠાઈ વાળા તો જે બનાવે છે. રસમલાઈ એના જેવી નથી એટલી સરસ બનાવે છે. ને મજા આવી જાય છે. એવું કાલે લેતી આવે હમારે માટે પણ રસમલાઈ ચોક્કસ ચોક્કસ તો પછી હમણાં મલાઈ સાંભળ જ કે નથી. સાંભળવી પછી અરે તમે રજા આપતા હોય તો તમે કહી શકો છો. તો કાલે મળીએ. તો કાલે હવે આટલું કહી દીધું છે. તો મેલાઈ મગજની પણ જણાવીશ. તું બરાબર ભાઈ તો પહેલા સામગ્રી કઈ સી પહેલા પહેલા બેની કીધી

સામગ્રી ચણાનો લોટ લેવાનો છે. એક વાટલી મલાઈ લેવાની છે.

ચાર ચમચી કાજુ બદામ લેવાના છે.

તમારે વધારે કરવા હોય તો તમે સ્વાદ અનુસાર તમે એને વધારે નહિ પણ શકો છો.

અચ્છા પછી તમારે અડધી વાટકોપરાનું છીણ લેવાનું છે. અને એક વાટકી દળેલી ખાંડ લેવાની છે.

પછી હવે તમને એની બનાવવાની રીત કરી દઉં બનાવાની રીત સૌપ્રથમ તમારે gas ચાલુ કરવાનો છે.

એના પછી તમે nonstick કઢાઈ માં મલાઈ અને કક્રો ચણાનો લોટ mix કરી ધીમા તાપે હલાવવાનો છે. આ મિશ્રણને સતત હલાવતા રહો.

બરાબર આજે થોડું સતત હલાવતા રહો. તમે તેવું ગુલાબી મિશ્રણ થયી. અને શેકાવે. તમને સુગંધ આવે એટલે

ઠીક છે. આવે આ મિશ્રણ જેવો ઠંડુ હોય.